લિનક્સના ફાઈલ એટ્રીબ્યુટ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
આ ટ્યુ્ટોરીઅલ માટે પૂર્વજરૂરીયાતો છે160 ખાલી ફાઈલો એક્ઝામ્પલ1 એક્ઝામ્પલ2 એક્ઝામ્પલ3 એક્ઝામ્પલ4 એક્ઝામ્પલ5 અને ટેસ્ટચાઉન બનાવવી
વળી ખાલી ડિરેક્ટરીઓ test chown અને ડાયરેક્ટોટી1 પણ બનાવો
ફાઈલ એટ્રીબ્યુટ ફાઈલનું વર્ણન કરતી અથવા ફાઈલ સાથે સંકળાયેલ નાની માહિતી છે
ફાઈલ એટ્રીબ્યુટ લક્ષણો છે જે ફાઈલનું વર્ણન કરે છે જેમકે ફાઈલ બનાવનારફાઈલનો પ્રકારતેને ખોલવાની પરવાનગીવગેરે
ch ઓન આદેશનો ઉપયોગ ફાઈલ અથવા ડિરેક્ટરીની માલિકી બદલવા થાય છેઆ એક સંચાલક એટલે કે એડમીન આદેશ છેમાત્ર મૂળ ઉપયોગકર્તા જ ફાઈલ કે ડિરેક્ટરીની માલિકી બદલી શકે છે
ચાઉન આદેશની વાક્યરચના આ પ્રમાણે છે160 ચાઉન ખાલી જગ્યા વિકલ્પો ખાલી જગ્યા માલિકનામ ખાલી જગ્યા ફાઈલનામ અથવા ડિરેક્ટરીનામ આપણે ચાઉન આદેશ સાથે નીચે પ્રમાણેના વિકલ્પો આપી શકીએ
R160 તમારી વર્તમાન ડિરેક્ટરીની સબ ડિરેક્ટરીઓમાં રહેલ ફાઈલોની પરવાનગી બદલે છે
c160 દરેક ફાઈલની પરવાનગી બદલે છે
f160 chownને એરર સંદેશ પ્રદર્શિત કરતા રોકે છે
હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ
તો હવે ટર્મિનલ ઉપર જઈએઆપણે જ્યાં ખાલી ફાઈલો અને ફોલ્ડરો બનાવ્યા છે તે ડિરેક્ટરી ઉપર જઈએતેના માટે સીડી ખાલી જગ્યા ડેસ્કટોપ સ્લેશ ફાઇલ એટ્રીબ્યુટ લખી એન્ટર દબાવીએ
હવે આદેશ આપીએ એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા t e s t c h o w ન અને એન્ટર દબાવીએ
અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલ testchownનો માલિક શાહિદ છે
ફાઈલના માલિકને બદલવા આદેશ લખીએ સુડો ખાલી જગ્યા c હ ઓન ખાલી જગ્યા a n u s h એ ખાલી જગ્યા t e s t c h o w ન અને એન્ટર દબાવીએ
સુડો પાસવર્ડ આપીએ અને એન્ટર દબાવીએ
લખીએ હવે એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા t e s t c h o w ન એન્ટર દબાવીએઅહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલની નવી માલિક અનુષા છે હવે આપણે જોઈશું કે ડિરેક્ટરીના માલિકને કેવી રીતે બદલી શકાય
આદેશ એલએસ l આપીએ અને એન્ટર દબાવીએઅહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિરેક્ટરી test chownનો માલિક શાહિદ છે
ડિરેક્ટરીના માલિકને બદલવા આદેશ લખીએ
સુડો ખાલી જગ્યા ચાઉન ખાલી જગ્યા કેપિટલમાંR ખાલી જગ્યા a n u s h એ ખાલી જગ્યા test chown જે ડિરેક્ટરી નામ છે અને એન્ટર દબાવીએ
જો જરૂર હોય તો સુડો પાસવર્ડ આપો અને ફરી એન્ટર દબાવો
આપણી સુવિધા માટે કમ્પ્યુટર પડદાને સાફ કરવા CtrlL દબાવીએહવે લખીએ એલએસ ખાલી જગ્યા lએન્ટર દબાવીએઅહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિરેક્ટરીની નવી માલિક અનુષા છે
ચમોડ આદેશનો ઉપયોગ એક અથવા તેથી વધારે ફાઈલોની વપરાશ સ્થિતિ એટલે કે એક્સેસ મોડ અથવા પરવાનગી બદલવા થાય છે
ચમોડ આદેશની વાક્યરચના આ પ્રમાણે છે ચમોડ ખાલી જગ્યા વિકલ્પો ખાલી જગ્યા મોડે ખાલી જગ્યા ફાઈલનામ આપણે ચમોડ સાથે આ વિકલ્પો આપી શકીએ
c160 જે ફાઈલો બદલાઈ ગયી છે તેની માહિતી પ્રદર્શિત કરે છે
f160 જે ફાઈલોને ચમોડ નથી બદલી શકતો તેની જાણ ઉપયોગકર્તાને નથી કરતુ
વપરાશ કે પરવાનગીઓના પ્રકાર આ પ્રમાણે છે160 r રીડ એટલે કે વાચવા માટે w રાઇટ એટલે કે લખવા માટે x એક્ઝિક્યુટ એટલે કે પ્રદર્શિત કરવા માટે s સેટ યુઝર એટલે કે ઉપયોગકર્તા કે સમૂહ માટે આઈડી બનાવવા અન્ય રીતેઆ પરવાનગીઓ ત્રણ અંકવાળી ઓક્ટલ સંખ્યા વડે પણ સ્પષ્ટ કરી શકાય
પ્રથમ અંક માલિકી પરવાનગી માટેદ્વિતીય અંક સમૂહ પરવાનગી માટે અને ત્વીતીય અંક આના સિવાયના અન્યની પરવાનગી માટે
પરવાનગીઓ આ ઓક્ટલ સંખ્યાઓનો સરવાળો કરી મેળવવામાં આવે છે ૪ વાંચવાની પરવાનગી ૨ લખવાની પરવાનગી ૧ પ્રદર્શિત કરવાની પરવાનગી
હવે આપણે chmodના થોડા ઉદાહરણો જોઈએટર્મિનલ ઉપર જઈએ અને example1ને ઉપયોગકર્તા વડે પ્રદર્શિત કરવાની પરવાનગી ઉમેરવા આદેશ લખીએ
આના પહેલા હું કમ્પ્યુટર પડદાને સાફ કરવા CtrlL દબાવીશ
ચાલો હવે લખીએ ચમોડ ખાલી જગ્યા ux ખાલી જગ્યા એક્ઝામ્પલ1 અને એન્ટર દબાવીએ
હવે એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા એક્ઝામ્પલ1 લખીએ અને બદલાવ જોવા એન્ટર દબાવીએ
અહીં ફાઈલ એક્ઝામ્પલ1 માટે માલિકને વાંચવાનીલખવાનીપ્રદર્શિત કરવાની પરવાનગીસમૂહને વાંચવાનીપ્રદર્શિત કરવાની અને અન્ય બીજાને માત્ર પ્રદશિત કરવાની પરવાનગી નિર્દેશિત કરી શકાય
હવે આદેશ ચમોડ ખાલી જગ્યા 751 ખાલી જગ્યા એક્ઝામ્પલ1 લખીએ અને એન્ટર દબાવીએ
હવે એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા એક્ઝામ્પલ1 લખીએ અને એન્ટર દબાવીએ
હવે તમે જોઈ શકો છો કે આ આદેશ દ્વારા ફાઈલ એક્ઝામ્પલ1 માટે માલિકને વાંચવાનીલખવાનીપ્રદર્શિત કરવાની પરવાનગીસમૂહને વાંચવાનીપ્રદર્શિત કરવાની પરવાનગી અને અન્ય બીજાને માત્ર પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત થઇ
જો બધાને ફાઈલ એક્ઝામ્પલ1 માટે માત્ર વાંચવાની પરવાનગી નિર્દેશિત કરવી હોય તો આદેશ આપીએ ચમોડ ખાલી જગ્યા r ખાલી જગ્યા એક્ઝામ્પલ1 અને એન્ટર દબાવીએ
હવે આદેશ એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા એક્ઝામ્પલ1 લખીએ અને એન્ટર દબાવીએ
અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેકને ફાઈલ એક્ઝામ્પલ1 માટે માત્ર વાંચવાની પરવાનગી નિર્દેશિત થઇ ગઈ છે
પરવાનગીને વારંવાર બદલવા અને ડિરેક્ટરી ડાયરેક્ટરી1 માટે દરેકને વાંચવાની પ્રદર્શિત કરવાની પરવાનગીતેના ઉપરાંત માલિકને લખવાની પરવાનગી આપવા માટે આદેશ ચમોડ ખાલી જગ્યા કેપિટલમાંR ખાલી જગ્યા 755 ખાલી જગ્યા ડાયરેક્ટરી1 લખીએ અને એન્ટર દબાવીએ
હવે એલએસ ખાલી જગ્યા l લખી બદલાવ જોવા એન્ટર દબાવીએ
ફાઈલ example2ની ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવાની પરવાનગી આપવા માટે આદેશ ચમોડ ખાલી જગ્યા ux ખાલી જગ્યા એક્ઝામ્પલ2 લખીએ અને એન્ટર દબાવીએ
હવે આદેશ એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા એક્ઝામ્પલ2 લખી એન્ટર દબાવીએ
અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલ એક્ઝામ્પલ2 માટે ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત થઇ ગઈ છે
એક્ઝામ્પલ3 માટે સમૂહને રાઇટ પરવાનગી આપવા આદેશ ચમોડ ખાલી જગ્યા gw ખાલી જગ્યા એક્ઝામ્પલ3 લખી એન્ટર દબાવીએ
હવે એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા એક્ઝામ્પલ3 લખી એન્ટર દબાવીએ
આપણે અહીં જોઈ શકીએ છીએ કે સમૂહને લખવાની પરવાનગી અપાઈ ગઈ છે બધા માટે લખવાની પરવાનગી રદ કરવા માટે આદેશ ચમોડ ખાલી જગ્યા a વો ખાલી જગ્યા એક્ઝામ્પલ3 આપી એન્ટર દબાવીએ
હવે એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા એક્ઝામ્પલ3 લખી એન્ટર દબાવીએ
બધા માટે રાઇટ પરવાનગી રદ થઇ ચુકી છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ
આદેશ chgrpનો ઉપયોગ એક કે તેથી વધુ ફાઈલોના સમુહને નવા સમૂહમાં બદલવા થાય છે
નવું ગ્રુપ ક્યાંતો આઈડી નંબર હોય અથવા etcgroupમાં રહેલ સમૂહનામ હોઈ શકે
ફક્ત ફાઈલનો માલિક અથવા વિશેષ હક ધરાવનાર ઉપયોગકર્તા જ આ સમૂહને બદલી શકે છે
સીએચજીઆરપી આદેશની વાક્યરચના આ પ્રમાણે છે160 સીએચજીઆરપી ખાલી જગ્યા વિકલ્પો ખાલી જગ્યા નવો સમૂહ ખાલી જગ્યા ફાઇલ્સ
ટર્મિનલ ઉપર જઈએહવે આપણે સીએચજીઆરપી આદેશના થોડાક ઉદાહરણો જોઈએઆદેશ એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા એક્ઝામ્પલ4 લખીએ અને એન્ટર દબાવીએ
અહીં આપણે શહીદ નામના ઉપયોગકર્તા માટે સમૂહ પરવાનગી જોઈ શકીએ છીએ
આ સમૂહ પરવાનગી બદલવાઆદેશ સુડો ખાલી જગ્યા સીએચજીઆરપી ખાલી જગ્યા રોહિત ખાલી જગ્યા એક્ઝામ્પલ4 લખીએ
એન્ટર દબાવીએજો જરૂર હોય તો સુડો પાસવર્ડ આપીએ
હવે આદેશ એલએસ ખાલી જગ્યા l ખાલી જગ્યા એક્ઝામ્પલ4 આપીએ અને એન્ટર દબાવીએ
આપણે જોઈ શકીએ છીએ કે સમૂહ શાહિદ થી રોહિતમાં બદલાઈ ગયો છે
આઇનોડ ડિવાઇઝને નિર્દેશિત કરેલ એક અનોખો પૂર્ણાંક આકડો છે
આઇનોડ સામાન્ય ફાઈલ અને ડિરેક્ટરીની સર્વ સામાન્ય માહિતી સંગ્રહ કરે છે
બધી ફાઈલો આઇનોડ માટે હાર્ડ લિંક્સ છે
જયારે પ્રોગ્રામ ફાઈલને નામથી સૂચવે છેસિસ્ટમ આ ફાઈલનામનો ઉપયોગ તેને અનુરૂપ આઇનોડ શોધવા કરે છે
કોઈ ફાઈલનો આઇનોડ આંક જોવા આપણે આદેશ એલએસ સ્પેસ iનો ઉપયોગ કરી શકીએ
આદેશ એલએસ ખાલી જગ્યા i ખાલી જગ્યા એક્ઝામ્પલ5 લખીએ અને એન્ટર દબાવીએ
ફાઈલની આગળ લખેલ આંક તે ફાઈલનો આઇનોડ આંક સૂચવે છે
આઇનોડ ચોક્કસ રીતે એક સમયે એક જ ડિરેક્ટરી સાથે સંકળાયેલ હોય છે
હાર્ડ લિંક્સ એક માત્ર આઇનોડથી એકથી વધુ ડિરેક્ટરીઓની એન્ટ્રી સાથે સંકળાય શકે છેln આદેશ લિંક બનાવવા માટે છે
હાર્ડ લિંક બનાવવા એલએન આદેશની વાક્યરચના આ પ્રમાણે છે
એલએન ખાલી જગ્યા સોર્સ ખાલી જગ્યા લિંક જેમાં સોર્સ વર્તમાન ફાઈલ અને લિંક જે ફાઈલ બનાવવી છે તે છે
હવે આપણે હાર્ડ લિંક્સના થોડા ઉદાહરણો જોઈએ
ચાલો હું પડદાને સાફ કરી દઉંહવે આદેશ એલએન ખાલી જગ્યા એક્ઝામ્પલ1 ખાલી જગ્યા એક્ઝામ્પલેલ્ન લખી એન્ટર દબાવીએ
બંને ફાઈલોના આઇનોડ પ્રદર્શિત કરવા આદેશ એલએસ ખાલી જગ્યા i ખાલી જગ્યા એક્ઝામ્પલ1 ખાલી જગ્યા એક્ઝામ્પલેલ્ન લખીએ અને એન્ટર દબાવીએ
અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ફાઈલના આઇનોડ સમાન છેફાઈલ એક્ઝામ્પલેલ્ન એ એક્ઝામ્પલ1 માટે હાર્ડ લિંક છે
સોફ્ટ લિંક સિમ્બોલિક લિંક એક ખાસ પ્રકારની ફાઈલ છે જે એબ્સોલ્યુટ કે રીલેટીવ પંથ રૂપે અન્ય ફાઈલ કે ડિરેક્ટરીનો સંદર્ભ ધરાવે છે
સોફ્ટ લિંક્સ બનાવવા એલએન આદેશની વાક્યરચના આ પ્રમાણે છે160 એલએન ખાલી જગ્યા s ખાલી જગ્યા target filename ખાલી જગ્યા symbolic filename હવે આપણે સોફ્ટ લિંક્સ ના થોડા ઉદાહરણો જોઈશું
સોફ્ટ લિંક બનાવવા આદેશ એલએન ખાલી જગ્યા s ખાલી જગ્યા એક્ઝામ્પલ1 ખાલી જગ્યા એક્ઝામ્પલસોફ્ટ લખીએ
એન્ટર દબાવીએ
હવે આઇનોડ આંક અને બંને ફાઈલની યાદી જોવા આદેશ એલએસ ખાલી જગ્યા li ખાલી જગ્યા એક્ઝામ્પલ1 ખાલી જગ્યા એક્ઝામ્પલસોફ્ટ લખીએ
એન્ટર દબાવીએ
અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ફાઈલના આઇનોડ આંક અલગ છે અને એક્ઝામ્પલસોફ્ટ એ એક્ઝામ્પલ1 માટે સોફ્ટ લિંક છે
તો આપણે આ ટ્યુ્ટોરીઅલમાં લિનક્સ ફાઈલ એટ્રીબ્યુટ જેવાકે ફાઈલની પરવાનગીમાલિકીસમૂહ બદલવા
આપણે આઇનોડસોફ્ટ અને હાર્ડ લિંક્સ વિશે પણ શીખ્યા
અહીં આ મૌખિક ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે